લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું160 ફોર્મમાં લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ કેવી રીતે ઉમેરવું
આગળના છેલ્લા ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફીસ બેઝની મદદથી ફોર્મ કેવી રીતે સુધારવું તે શીખ્યા
આપણે આ ફોર્મની ઈમેજ પણ જોઈ હતી કે જે આપણે છેલ્લા ટ્યુટોરીયલ માં બનાવેલ અને સુધારેલ હતી
અને એકવાર આપણે આપણી ડિઝાઇન બનાવી લઈએ ત્યાર બાદ આપણું ફોર્મ આ પ્રમાણે દેખાશે
અહીં નોંધ લો આપણે બુક્સ ઇશ્યુડ કોષ્ટકનો પ્રથમ રેકોર્ડ જોઈ રહ્યા છીએ
અને આપણે બુક આઇડીએસ અને મેમ્બર આઇડીએસ ના બદલે વાસ્તવિક બુક ટાઇટલ્સ અને મેમ્બર નેમ્સ પણ લીસ્ટ બોક્સમાં જોઈ રહ્યા છીએ
અહીં રેકોર્ડ સંગ્રહ કરવો ફેરફારો રદ કરવા વગેરે જેવી ક્રિયાઓ કરવા માટે તળિયે પુષ બટનો આપેલા છે
તેથી આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું આપણા ફોર્મમાં લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ કેવી રીતે ઉમેરવું
ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ જો પેહલે થી ખુલેલો ન હોય તો તે ચાલુ કરીએ
અને આપણો લાઇબ્રેરી ડેટાબેઝ ખોલો
જો બેઝ પહેલાથી જ ખૂલેલ હોય તો આપણે અહીં ફાઇલ મેનૂ હેઠળ ઓપન ક્લિક કરીને લાઇબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ
અથવા ફાઇલ મેનુ હેઠળ રિસેન્ટ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરીને ખોલી શકો છો
હવે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં છીએ
ચાલો બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ જે આપણે છેલ્લા ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું તે ખોલીએ
આ કરવા માટે ચાલો ડાબી તકતી પર ફોર્મ્સ ચિહ્ન પર ક્લિક કરીએ
અને જમણી તકતી પર બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ પર જમણું ક્લિક કરો અને પછી એડિટ પર ક્લિક કરો
આપણે હમણાં ફોર્મ ડિઝાઇન વિન્ડો માં છીએ
ચાલો પ્રથમ બુક ટાઇટલ લેબલ ને જોઈએ
નોંધ લો કે લખાણ બોક્સ અહીં માત્ર બુકિડ નંબરો જે આપણા માટે સરળ નથી તે પ્રદર્શિત કરશે
આપણા માટે પુસ્તક શીર્ષકો સરળ છે
અને તેથી આ શીર્ષક પ્રદર્શિત કરવા માટે બેઝ કેટલાક માર્ગો પૂરા પાડે છે અને એક રીત છે લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ વાપરીને
ચાલો જોઈએ કેવી રીતે કરવું
આ માટે ચાલો પ્રથમ બુક ટાઇટલ લેબલ અડીને જે લખાણ બોક્સ આવેલ છે તેને દૂર કરીએ
આપણે લખાણ બોક્સ કે જેને લીલા બોક્સ એ પરિચિત સમૂહ સાથે પસંદ કરેલ છે તે પર ક્લિક કરી કરી શકો છો અને પછી જમણું ક્લિક કરીને અને નીચે કટ પર ક્લિક કરીને
આપણે લખાણ બોક્સ દૂર કર્યું છે
હવે આપણે લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ અહીં મુકીશું
આ ફોર્મ કન્ટ્રોલ ટૂલબાર માં વાપરી શકાય છે
આપણે તેન વ્યૂ મેનુ વાપરીને અને ફોર્મ ક્ન્ત્રોલો પર ક્લિક કરીને લાવી શકીએ છીએ
નોંધ લો કે બેઝ આપણને ઘણા ફોર્મ નિયંત્રણો પુરા પાડે છે ચાલો ટુલ ટીપ વાંચવા માટે આપણે આ ચિહ્નો પર આપણું કર્સર નિર્દેશ કરીએ

ચાલો આપણું લીસ્ટ બોક્સ ચિહ્ન શોધીએ
તે ત્યાં છે ચાલો આ ચિહ્ન પર માત્ર એક વખત ક્લિક કરીએ
અને ચાલો ફોર્મ માં માઉસ પોઇન્ટર ખસેડીએ નોંધ લો કે તે પાતળા વત્તા પ્રતીક સાથે બદલાઈ ગયેલ છે
હવે આપણે આપણા ફોર્મ પર લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ દોરી શકીએ છીએ આ માટે આપણે ફક્ત ક્લિક કરીશું અને ખેંચી ને આપણા ફોર્મ પર મુકો
ચાલો તેને પેહલા આપણે લખાણ બોક્સ રદ કર્યું હતું ત્યાં મુકીએ
નોંધ લો કે ફોર્મ ડિઝાઇન વિન્ડો પર લિસ્ટ બોક્સ વિઝાર્ડ નામનું નવું વિઝાર્ડ ખોલવામાં આવ્યું છે
હવે આ વિઝાર્ડ આપણને લીસ્ટ બોક્સને બુક ટાઇટલ લેબલ સાથે જોડવા માટે મદદ કરશે
ચાલો જોઈએ કેવી રીતે
આ વિઝાર્ડ માં ચાલો પ્રથમ એ કોષ્ટક પસંદ કરીએ જ્યાંથી આપણે બુક ટાઇટલ મેળવી શકીએ
આપણે યાદીમાંથી બુક્સ કોષ્ટક પસંદ કરીશું અને નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું
હવે આ વિન્ડોમાં આપણે એ ક્ષેત્ર પસંદ કરવાની જરૂર છે કે જે લીસ્ટ બોક્સમાં પ્રદર્શિત થશે
અને આપણે જાણીએ છીએ કે આ ટાઈટલ ક્ષેત્ર પુસ્તક શીર્ષકો સંગ્રહ કરે છે
તેથી ચાલો આગળના પગલાં પર જઈએ
આ અંતિમ વિન્ડો છે જ્યાં આપણે કંઈક અદ્ભુત કરીશું
આપણે સંબંધિત કોષ્ટકો અને ક્ષેત્રો ને સાથે જોડીશું
ક્ષેત્ર નામો પર જુઓ
ડાબી બાજુ પર ફિલ્ડ્સ ઇન થે વેલ્યુ ટેબલ એ બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં ક્ષેત્રો છે
અને જમણી બાજુ પર ફિલ્ડ્સ ઇન થે લિસ્ટ ટેબલ એ બુક્સ કોષ્ટકમાં ક્ષેત્રો છે
આપણે એ પણ જાણીએ છીએ કે બુક ઇડ એ બુક્સ કોષ્ટક નું મુખ્ય ક્ષેત્ર છે અને તે બુકસિશ્યુડ કોષ્ટક અંદર રજૂ થાય છે
તેથી આપણે ડાબી બાજુની લીસ્ટ પર બુક ઇડ જે ફિલ્ડ ફ્રોમ થે વેલ્યુ ટેબલ કહે છે તે પર ક્લિક કરીશું
આગળ આપણે જમણી બાજુની લીસ્ટ પર બુક ઇડ જે ફિલ્ડ ફ્રોમ થે લિસ્ટ ટેબલ કહે છે તે પર ક્લિક કરીશું
આ વિઝાર્ડ બંધ કરવા માટે ફિનિશ બટન પર ક્લિક કરો
ત્યાં આપણે સંબંધિત કોષ્ટકો અને ક્ષેત્રો સાથે જોડાયેલ છીએ
હવે બેઝ આપોઆપ આ લીસ્ટ બોક્સમાં બધા બુક ટાઇટલ પ્રદર્શિત કરશે
ચાલો હવે ફોર્મ સંગ્રહો
અને આ વિંડો બંધ કરો
બેઝ ટ્યુટોરીયલના આગળના ભાગમાં આપણે ફોર્મને રન કરવા માટે બાકીના ફોર્મ ક્ન્ત્રોલો ઉમેરીશું
અને આપણું ફોર્મ આ પ્રમાણે દેખાશે જ્યારે આપણે સમાપ્ત કરીશું
અહીં અસાઇનમેન્ટ છે
મેમ્બર ઇડ ના બદલે મેમ્બર નેમ્સ ની યાદી બતાવવા માટે બીજો લીસ્ટ બોક્સ ઉમેરો
લીસ્ટ બોક્સ ના સ્થાન માટે હમણાં ચિંતા ન કરવું
ફક્ત તેમને મેમ્બર નામે લેબલ સામે ડાબી તરફ બનાવો
આપણે આપણા આગળના ટ્યુટોરીયલ માં તેને મેમ્બર નામે લેબલ આગળ યોગ્ય રીતે સ્થાનાંતરિત કરીશું
અહીં લીબરઓફીસ બેઝમાં લીસ્ટ બોક્સ કન્ટ્રોલ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા કે ફોર્મ માં લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ કેવી રીતે ઉમેરવું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
જોડવા બદલ આભાર